અને આમાં દિવાલ જે છે એ બ્લુ કલર નું છે એની આજુબાજુ બહુ બધી ઝાડિઓ છે.

જમણી બાજુએ દિવાલ પર એક પોસ્ટર છે એના પર કંઈ લખેલું છે પોસ્ટર સફેદ કલર નું છે.

આની સીલીંગ ગ્રીન કલર ની છે પાછાડી એક મૂર્તિ દેખાતી છે જે અરધી છે કાળા કલર ની છે.

નદીમાં એક ડેમ બાંધેલુ છે એ ડેમની પછાડી એક બ્રિજ છે જે ગાડીઓ માટે આવવા જવા માટે છે.

આ ગ્રાઉન્ડ માં ફૂટબોલ નું નેટ રાખેલું છે ગ્રાઉન્ડ ઉપર ચુનાથી પટ્ટી કરેલી છે.

આ એક હોલ છે હોલ માં ઘણા બધા માણસો બેસેલા દેખાતા છે અને એક માણસ સાઈડ પર ઉભો રહીને સમજાતો દેખાતો છે.

એમાં એક ટેમ્પો લાગેલો છે જેમાં તેલ ભરાતા દેખાતા છે અને બે માણસો તાં ઉભેલા દેખાતા છે.

રોડ ની જમણી બાજુએ એક બિલ્ડીંગ દેખાતી છે જે બિલ્ડીંગ નું નામ કસ્તુરબા હોસ્પિટલ છે.

બહાર ઉભી રહેલા બે વોચમેન દેખાતા છે એક વોચમેન ખુરશી પર બેસેલો છે અને બીજો વોચમેન ઊભો છે.

એની બાજુમાં ઘણી બધી ઝાળીઓ છે અને ઉપરથી ત્રણ ચાર તારો જતા દેખાતા છે અને ટ્રાન્સફોર્મર બી તાં ફિટ છે.

આ એક લેડી સલૂન છે જેમાં એક સામે છોકરી બેસીને સેલ્ફી લેયા કરે મિરર સેલ્ફી કહેવાય એને અને ખુરશી પર બેસી રેલી ખુરશી નું કલર સફેદ કલર નું છે.

એની બાજુમાં એક સ્કીન કલર ની બિલ્ડીંગ દેખાતી છે આ બિલ્ડિંગ માં ઘણી-બધી કાચો લાગેલી છે અને નીચે ચાર-પાંચ માણસ ચાલતા દેખાતા છે.